સૃષ્ટિ માનવા Kinderan માંનોવા BacteriaMonoreMonore સૃષ્ટિ ના મુખ્ય તત્વો છે તે બધે જ વિપુલ પ્રમાણમા માં જોવા મળે છે. જીવા માં જીવવા માટે શું કરવું સો કરોડ સો ચક્રો થી પણ વધુ Bacteria જોવા મળે છે તેઓ તેઓ ગરમ પાણી માં અને ઊંડા મહાસાગર કે જ્યાં છોડાય તેના પ્રબળ સ્વરૂપો જીવન જીવી શકીયે તેવા રુદ્ર કોનો નુવત નુવત ભણાવવા પણ બધાજ પરિચિત તેમના કેટલાક દરેક જીવી ઓ તરીકે અન્ય સજીવો સજીવો કે સજીવો

વૈજ્ઞાનિક તેના આકાર નો જયારે જાગૃત

અને મૃત્ય ઘાટ માં કરણ વિપરીત છે કરણ ક્ષેત્ર અને કુરતના Spicy એટલે કે Bacteria એ

વિચાર થવા પ્રચલિત કે વિવિધતા દર્શાવે છે કેટલાક Bacteria અમ તેઓ આ આકાર બનાવી આગાહી માંથી શક્તિ પોતાના નું ખોરાક નુ અન્સ્લેશન કરે છે તેઓ પ્રકાશી અનલેષીત અમ સ્વયં પોષી અથવા વધારા નો સંલેષીત સ્વયં પોષી હોય શકે છે પરંતુ મોટા ભાગના Bacteria પરપોષી વ્યાખ્યા તરફ તરીકે છે એટલે કે તેઓ પોતાના અમ કેવાવ પણ ના સંલેષીત કરી પર પરંતુ બીજા સમજુતીય પ્રદાર્થ પર આધાર રાખે છે આ પ્રકાર ના Bacteria વિશિષ્ટ છે તેમના કેટલાક અતિશય ક્ષાર મુક્ત વિસ્તાર ગરમ પાણી ના જરા અને કરલ ભૂમિ જેવા ખુબજ સખત કુદરતી નિવાસ

ધુરાજ પર ના હમ આલ્ક વ્યક્તિ

જીવન જીવવું માટે જવાબદાર છે ગાય અને ભેંસ જેવા કેટલાક Animal ની તાજબરી ઘટ માં બેક છે

બીજું વિગત કરીયે કે Bacteria હજારો હજારો સંખ્યા માં હોય છે સખત કોષીય દીવાલ અને જે ચલિત હોય તે કરતા

એ સાત ની સામાન્ય રીતે જગતિન આવનાર થાય છે જેઓ ઘણી વાર અમ પ્રદુષિત પાણી માં આ વ્યુમ સ્વરૂપે થાય છે તેમાંથી કેટલાય સજીવો વારંવાર માં Nitrogen ના માં શ્વસનકરી માટે વિષિત કરવામાં અમ કોષો ધરાવે છે તેઓ અભિષેક કરે દાખલા તરીકે most top અને એના અમ ભેગા રસાયણ નું રક્ષણ Bacteria વિવિધ આકારમય પ્રદાથો જેવા Nitric Nitric અને Nitride

સ્વસર્યાસ્વ લોહ અને સલ્ફર જેવા ઔષધ દ્વારા મન રક્ષિત અથવા ભાગ ભજવે છે વિષમ પોષી કે પરપોષી Bacteria કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે મોટા ભાગે તેઓ મહત્વના વિઘટકોના છે તેમના તેમના ઘણા મનુષ્યોનું ક્રિયા વિધિ પર અલગ તેઓ મધ કન્ટ્રો અસમ અસર પોહચાડી છે તેઓ દૂધ માંથી દહીં બનાવવાના પ્રતીકજનિક દ્રવ્યો ના ઉત્પાદન માં

તેમજ પાલતુ પ્રાણી ઓ કે નુકશાન પોંહચાડે છે પાયસન ની મૂળ ગુંદી આ સાથેપક્ષ દરેક વિવિધ બોવ ખુબજ દ્વારા થાય છે Bacteria દ્વારા થાય છે Bacteria મુખ્ય ત્વે ભાજન ભાગ દ્વારા પ્રજનન કરે છે ક્યારેક પ્રતિકૂળ પરિસ્થી ઓ માં તે બીજા ને બીજા ને ઉત્પન કરે છે તેઓ એક Bacteria માંથી બીજા Bacteria ને પ્રાથમિક દિવ્યાના અંગો આપ લે દ્વારા પણ લિંગી પ્રજનન થી પણ પ્રજનન કરે છે લોકો મજબુર જીવતા હોય ને એની સંકલ્પ રીતે કોશતી ઓ નું નિવેદન કરે છે તે માનવ જીવન મૂળભૂત જીવન પ્રજે છે અને એક વગેરે ની વિવિધ જીવ છે તે રીતે વિવિધ વનસ્પતિ ઓ પ્રચલિત છે

આ સુષ્ટિ નો શિલાલેખ આવી રીતે સપષ્ટ નથી એક જીવ પ્રસન્ન માટેતેને પ્રકાશસંલેશન પૃસ્તિત્વ હોય શકે છે જેઓ બીજા કે બીજા માટે તે વનસ્પતિ હોય શકે છે આ પુસ્તક માં આપણે ખસ્યાંપ હોય કે ખસાયપ ભય લોગ Dino Klozek યુકેલિડ લાઈવ Clean model પ્રજીવો નો એક પ્રજીવો નો યુધિષ્ટિ સમાગત કરે છે વિશિષ્ટ વિકૃત કરે છે જીવન વીતી અન્ય વનસ્પતિ ઓ સાથે સબંધ ધરાવેલી બીજી સજીવો સ્થારક પરી બનાવે છે યુધિસ્ત કેન્દ્રી ઓ સમ કે વિવિધ પ્રદાથો એમાં સુષ્ટિ સમાવેસ્ટ તરીકે પુશ્ટી કોષો પુસતનક તેંને અને ખુબજ પુસતિત કોષકેન્દ્રીઓ અને પ્રકિયાન નો લાંબી ઓજરી ધરાવે છે કેટલાક લોંગેલા અને તેમાંથી ભૂમિકા દર્શવે છે કોશિશ જણાવી હોય તો સ્વયંમ માણસ ની ઓજરી આવેલી હોય છે વિવિધ તેમે કરે છે કારણે કાલ શું થાય આ જૂથ માં બાળકો Bytens અને Diston સમા ગુપ્ત છે તેઓ મીઠા પાણી માં તેઓ મીઠા પાણી માં તેમજ ગુલાબી રંગ ના જોવા મળે છે જેઓ સુક્ષમ સજીવો પાણી ના પાણી ના પ્રમાણ માં નિસક્રીય પ્રેયકો છે જેમાના તેમાંના ઘણા પ્રકાશ સંલેસનો છે Bipons ના શાન માં બોક્સ ની જેમ બંધ બેસતા બે પાંખડા બે પાંખડા આખ્યાગીત સ્વરૂપે કોષીય દીવાલ

વાહિનીઓ leak

ઉપયોગ આવે છે Wight મહાસાગર માં મુખ્ય પ્રદાથો ઉમર પછી જે તેઓ જેઓ નાના માં નાના જોવા મળતાં નથી મળતા જીવત કોષો છે. કાર્યક્રમ માં આપણું હાર્દિક સ્વાગત છે ખાસ કરી ને આપડે અઢાર માર્ચે ખેતી કર્યો વિષે વાત કરતા હોય છે ખેતી કર્યો એ ખેડૂતો નો મૂળભૂત અંગ છે

આપણે જાણીએ છીએ કે ખેતી ખર્ચ ઘટાડવો હોય તો આપણે ખાસ કરી ને આવા જે technology નો ઉપયોગ કરશું તો જ આપડો ખેતી ખર્ચ ઘટશે હેલો આપણે જાણીએ છિએ કે શિવાજી દ્વારા જે જુદી જુદી ભલામણ છે તે ભલામણ અંતરગત જે આપણું ખેતી કામ ઘટાડવું છે તો આ ભલામણ મુજબ આપડે ચાલવું પડશે એટલે આ વસ્તુ છે ને એ મહત્વ ની છે કે ખેતી ખર્ચ ઘટાડવો છે તો ભલામણ મુજબ કરશું તો ખેતી ખર્ચ ઘટશે તો એ વિષે અપડે થોડી વાત કરીએ આમ તો દર માસ માં જે ખેતી કાર્ય હોય છે ઈ પ્રમાણે આગળ આપણે વધતા હોઈએ છે આપણે ખબર છે કે આ મહિનો એટલે કે મેં મહિનો એટલે ગરમી નો મહિનો આપડે દર વર્ષે જાણીએ છીએ કે જે ગરમી પડે છે એને કરતા આ વખતે

ખાસ કરીને જોઈએ તો ખેતી ખર્ચ એ ઘટાડવો હોય તો આલગ અલગ પાક માં કયા ક્યાં ખેતી કર્યો કરવા જોઈએ એના વિશે વાત કરીએ તો તેલીબિયાં પાક પેલિબીયા પાક એ આપડો મુખ્ય પાક છે

તો એના કારણે અપડે થોડું બાસ લાગે ભેજ લાગે એના કારણે મગફળી ની Qualitydown થતું જાય છે તો ખાસ કરી ને ઉનાળુ પાક હવે નથી વવાતો ચોમાસુ મગફળી જયારે કાપતા હોઈએ જયારે વાતાવરણ ગબડગાયુ હોય અથવા તો વરસાદ આવાની શક્યતા હોય ત્યારે ભરી જતા હોય છે પણ એમાં ભલા પછી પણ આપણે મગફળી ને પુરેપુરી સુકાય જાય પછી જ ખાસ કરી ને કોથળા ભરવા જોઈએ તો જ આપડી મગફળી ની સારી quality જળવાય રહે બીજી વસ્તુ છે કે જમીન માં ભેજ નું પ્રમાણ અને કુદરતતા જાળવી રાખવી જોઈએ જે માટે આગલા અઠવાડિયા માં જાડિયા મૂળિયાં કે કાતરા વીણી અને ચોખો ભાગ ચોખ્ખો રાખવો જોઈએ જયા આવા પદાર્થ જાડિયા રહી ગયા છે અથવા તો કોઈ એવો કચરો રહી ગયો છે એના કારણે શું થાય કે ચોમાસા માં ફૂગ આવાની શક્યતા વધારે રહે છે બીજું છાણીયું ખાતર જયારે નાખીએ ત્યારે કોહવાયેલું સારું છાણીયું ખાતર ખાસ કરી ને બોઘાણીયું હોય ત્યારે ખાસ કરીને ન નાખીયે જયારે એમ લાગે કે વાતાવરણ મા થોડીક ઠંડક થય છે અઅ ચોમાસા ને પંદર દિવસ ની વાર છે ત્યારે જ આ છાણીયું ખાતર નાખવું જેથી એના જે તત્વો છે ને ઈ ઉંડી ના જાય એની ખાસ આપણે કાળજી રાખવી બીજી વસ્તુ છે કે આગોતરા વરસ માં જમીન માં ઢાળ હોય તો ઢાળ ની વિરુદ્ધ દિશા માં આ અઅઅ ખેતી કરવી જોઈએ જો ઢાલ ની દિશા માં કરાવી તો ધોવાણ વધી જાય બીજું ઢાળ ની વિરુદ્ધ દિશા માં જો ખેડ કરાવી તો એના કારણે પાણી ની સંગહ કરતા હોઈએ છે જે આપડે મોટો ઉપયોગી થાય જરાક ઓછો વરસાદ કે ઓછો વરસાદ હોય તો પાણી સંગ્રહ થય શકે બીજું ખાસ કરી ને તલની વાત કરીએ તો તલ પાક પણ એટલો જ અગત્ય નો છે હવે આ વખતે પણ આ વખતે આપડે તાલ નું વાવેતર ઘણા વિસ્તરો માં જોવા મળું છે અને એ તરફ લોકો વલા પણ છે તો જેમના ઘેટાં છે જે ખાસ કરી ને ચીરા પડી ગયા હોય અને પછી જ એની કાપણી કરાવી ખાસ કરી ને પાકા અથવા તો un level હોય એની કાપણી ના કરાવી અને સુકાય જાય પછી એને ખેરી અને Grading કરી અને કોથળા ભરી લેવા જોઈએ ખાસ કરી ને આપણે હું છે અમુક જે માલ છે જે આપડે સીધે સીધો Grading કરીને direct આપણે market માં વેચી દેતા હોઈએ છે પણ અને કરવા કરતા થોડુંક થોડુંક રેડુયું કરી વ્યવસ્થિત કરી સાફ કરી અને જે market માં વેચી દેવામાં આવે બરોબર અથવા તો Marketing કરવા માં આવેતો સારો એવો ભાવ આપડે ઉપજી શકે બીજું વસ્તુ છે કે તલ ના પાક ની પાકની પાર કીડા પડી જાય પછી પાક ની પંદર દિવસે હેલવાય હેલવાય ની ભલામણ અમુક જે ઘેટાં છે એ થોડાક કાચા રે ગયા હોય તો એના કારણે તે ઠારયાં ના હોય અથવા તો પાક ના હોય તો ફરીથી અપડે બીજી વખત ખેરવાની અમ વ્યવસ્થા રાખવી જેથી આપણે એમાં પુરેપુરો દાણો કાઠી શકીએ જેથી આપણું આર્થિક વળતર વધારે મળે ધાન્ય પાકો છે ધાન્ય પાકો માં આપડે ઉનાળા માંહીએ વાવેતર કરતા હોઈએ છીએ જેમાં ખાસ કરી ને બાજરી ની વાત કરું તો બાજરી પાક ને ફૂલ ઉણાલો જયારે વસ્તુ અમુક કટોકટી ની વ્યવસ્થા હોય ત્યારે કરાવી ત્યારે આ પીએસપી આપવું બોવ જરૂર છે જો કટોકટી માં પીએસ ના આપવા માં આવે તો એની અસર ઉત્પાદન ઉપર અને એની quality ઉપર થતી હોય છે બીજી છે બાજરી ના ડૂંડા ને દબાવાથી દાન છુટા પડે ત્યારે એને આપડે લણવું જો એમાં દાણો કાચો રય ગયો અને જો દાણો દબાવાથી દાણા ન નીકળતા હોય જુદા પડા છે જે ના નીકળતા હોય બને ત્યાં શુધી wait થવું એ ખાસ જરૂરી છે બીજું કે આપડે મકાઈ મકાઈ પણ ખાસ કરીને બોવ અગત્યનું છે હવે તો લોકો આ જે American મકાઈ છે અથવા તો popcorn છે એ બધી એના પાર ઘડા છે અને બજાર માં પણ એની market craze વધો છે

માધુરી popcorn પર Gold baby પાર પણ અપડે વાર્તા કરી શકીએ છે બીજું કે જુવાર જુવાર ને ખાસ કરી ને દુધિયા કાળની વ્યવસ્થા પૂરો થયો અને ખાસ કરીને જયારે દુધિયા દાણા હોય ખાસ કોઈ પણ પાક માં ત્યારે એને ઈ સમયે પિયત આપી દેવો જેથી અપડે તેની Quality સારી થાય બીજું ઉનાળુ પાક જયારે જુવાર માં દાતરડા થી વાઢે ટાયરે તાંતર વ્યવસ્થિત સુકાય જાય અને પૂળા માંથી ઓઘલા કરી સૂર્યતાપ માં સુકવી તેનો યોગ્ય જગ્યા એ સંગ્રહ કરવો આ ખાસ કરી ને ધારા માટેની જુવાર છે ઈ મિનરલ થાય જાય તરત જ આપડે વાઢી દેવી એમાં બને થાય શુદ્ધિ પાકવા ના દેવું જેથી એની Quality ચાર પાંચ તરીકે સારી રે બીજું અપડે કઠોળ પાક ની વાત કરાવી તો કઠોળ પાક માં મગ સિંગો આપણી વેલી સવાર માં કરાવી જો મગ ની સિંગો કાપણી જે મગ ની છે જો બપોરે બા અગિયાર થી બે કે ત્રણ ની વચ્ચે કરીએ તો ઈ સમય દરમિયાન તડકા ના time અપડે હાંફી જતા હોયૅ છે તો આવા સમયે ખાસ કરીને સવારમાં મગ ની વીણી કરી લેવી જોઈએ બીજું છે કે આસ કરીને અઅ જે મગ ની શુકી તારા છે એ અમુક અમુક જે let મગ હશે હુંકી ટેરો છે એ એના નિયત્રંણ કરવું જરૂરી છે એના માટે Carpentisum છે hexaconazole છે આજે ત્રમ્બક છે દ્રવ્ય ત્રંબક છે લીમડા આધારિત કોઈ દવા છે તેનો છટકાવ કરીએ તો મનુ છું સારું એવું રોકડ આપડે કરી શકીએ હવે પણ અગત્ય નો પાક છે એમાં પણ ખાસ કરીને જે દામ્ય પતાનો રોગ છે એ બોવ આવતો હોય એમ એમાં પણ ખાસ કરી ને hexaconazole જે ફોર ઝીરો ઝીરો પાંચ અથવા તો દસ લીટર પાણી માં એક મિલી ને આવા ત્રણ સાંદ્ર કરીએ

પણ આમ જોઈએ તો કપાસ ના ભાવ સારા મળવા ના કારણે હું માનુંછું થાય શુદ્ધિ કપાસ નું વાવેતર નો વિસ્તાર વધશે છતાં પણ જે ખેડૂત ને યોગ્ય લાગે એ કરજો

થોડુંક ઠકાય જવું જોઈએ જો ઉપર ખુલ્લું હશે ને ગરમી પડશે તો એની quality અથવા તો એના જે એના પર અસર થાય છે કપાસ નું જે આગોતરું આયોજન કરવું જોઈએ આપણે ખબર છે કે જેને જેને કપાસ ના આગોતરા આયોજન કરા છે એમાં ખાસ કરીને ગુલાબી ઈયળો આવે આવે ને આવે એક જ ખેડૂત જે આખા વિસ્તાર માં એક જ ખેડૂત જે આગોતરું વાવેતરવાવેતર કરી દે છે તો એની અસર બધા ને ભોગવી પડશે તો બને ત્યાં શુદ્ધિ આપડે જયારે ચોમાસુ આવે ચોમાસા સમય દરમિયાન જ આપડે આ કપાસ નું વાવેતર કરીએ તો વધારે હિતાવહ રહેશે વાવેતર પેલા જમીન ની ચકાસણી કરી લેવી જમીનની ચકાસણી કરાવી બોવ અગત્ય ની છે આપડે ખાસ કરીને જે સૂક્ષ્મ તત્વોની જે જમીન ની ચકાસણી કરીએ જ્યાં શુક્ષ્મ તત્વો પાછળ

આપડે બીજા એના કારણે એની અસર ના કારણે અપડે બીજા નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એવા ખાતર આપડે અપાતા હોઈએ છીએ જેની અસર અઅઅ ઓછી થાય એટલે અપડે ખાસ કરીને સૂક્ષ્મ તત્વો નું જે જમીન વાળ માં ખબર પડે કે આપડા જમીન માં કયા તત્વો સૂક્ષ્મ તત્વો ઘટે છે એ જરૂરી છે અને બીજી જમીન ને check કરી સમતલ બનાવી સરખો ઠાલ આપવો બોવ ઠાલ વળી જમીન બનાવી નાઈ અથવા તો યોગ પડી દયો બોવ થાળ હોય તો ગેપ પડી દયો પણ બોવ ઠાલ વળી જમીન માં ધોવાણ વધારે થાય અને એમ પાણી નો સંગ્રહ પણ ઓછો થતો હોય છે આપડા વિસ્તાર માં ભેજ વળી હોય બારોબર ઉત્પાદન માં સારી અપાતી હોય એ જાતનું વાવેતર કરવું બરોબર ઈ ખાસ આપડે ધ્યાન રાખીએ આપડા જે મગફળી નું બિયારણ છે એ દર વખતે આપડે નવું લેતા અથવા નવું લેવાની જરૂર નથી અપડે કોઈ આપડા ધારો કે વેવાય વેળા હોય

જેમ જેમ ખેડી મગફળી જે લેવામાં આવે તો ઉત્પાદનમાં સારું મળી જાત લેવાની જરૂર નથી પડતી ઈ ખાસ આપડે ધ્યાન રાખીયે દર વખતે લેવાની જરૂર નથી હોતી બીજું છે કે કપાસ ના પાક પૂરો થયા બાદ નીંદણ ને અપડે ખાસ કરીને દૂર કરી એ અને એમ ખાસ કરીને જે અગાઉ ના જે હોય બારોબર ઘડિયા કે બીજું હોય આપડે આજે topic technology પર વાત કરવા જઈ રહ્યા છીએ તો આપડે જોઈએ છીએ કે રોજ રોજ ની જિંદગી માં technology એ અગત્ય નો ભાગ છે અમ technology ના advantages અને ઘણા disadvantages છે અને છે તમારે મુજબ advantages ક્યાં ક્યાં હોય તમારા માતે છે ને technology ના ગેરrફાયદા અને ફાયદા બને ઘણા છે આપડે ફાયદા જોવા જઈએ તો આજની દુનિયા માં તો technology થી બધું જ કામ સરળ થતું જોવા મળે છે પણ તેનું એવું છે કેવધુ technology ના કરણે છે કે યંત્ર માનવી ની જગ્યા લઇ લે છે એક સમય એવો આવસે કે છે યંત્ર છે એ માનવી ની જગ્યા લઇ લે છે તે થી તેના કારણે તેના ગેર ફાયદા પણ ઘણા બધા છે પણ મારો વિચાર એવો છે કે કે જેટલી આપડે technology ઉધભવ કરતા જઈએ છે તેની સાથે સાથે એવું પણ એની limit પણ set કરતી રેહવી જોઈએ કારણકે વધુ technology વાપરવી વધુ કરવુંએ સારુ નથી કોઈ પણ વસ્તુ એ હા હા એજ એજ બરોબર છે તો એના ઘણા ફાયદા છે તમારા મતે શુ કેવું કેટલા ફાયદા છે હા technology નું રોજ બે રોજ ની જિંદગી માં જોવા જઈએ તો બહુ સારા એવા ફાયદા થાય છે અને ઘણી એવી technology જે વિસ્તાર માં આવી છે કે જે માનવ ને બેરોજગારી એ વધારે છે અને બીજી ઘણા પણ દૂર ઉપયોગે છે કે બીજા બેરોજગારી વધારે છે અને બીજું પણ જોઈ છે કે Chat GPT આવ્યું તો એ બેરોજગારી વધારે છે

બરોબર limit માં રહે તો વાંધો નઈ અતીરેક્ત થાય તો અપડે જોઈએ છીએ કે ઘણા વિપરીત કેસો આવે છે એ એ એક દૂર ઉપયોગ કઈ શકાય છે જે થઇ રહ્યો છે વાત સાચી પણ એમાં કેવું છે કે technology હોવી જોઈએ જરૂરી છે કારણકે આજ ની દુનિયા mobile માં ઉપર વાત કરી એ છીએ સગન કેન્દ્ર નો ઉપયોગ કરીએ છીએ કે જે computer આપડે ઘણતરી માટે calculator વાપરીએ છીએ કે કોઈ પણ આજે તો તમે દિન દુનિયા માં technology વગર નું જીવન સંભવ જ નથી આજે તમે જોવા જાવ કે નાના છોકરા થી લઇ ને મોટા ગરડા માણસ સુધી હાથ mobile માં છે બરાબર

એવું જીવન જીવાનું કે technology હોવી જ ના જોઈએ કે જુના જીવતા એમ તો એ અસંભવ છે મરી ગણતરી મુજબ કારણકે હાલ ની પરિશિતી જ એવી છે કે technology ની જરૂર પડે એટલે technology આવવા થી આપડા દેશ માં ફાયદાઓ પણ બહુ થયો છે કે આપડા દેશ જેવું કઈ શકાય કે technology દુનિયા માં વધતો જતો જોવા મળે છે અને આ જી બીજી દુનિયા ને બીજા દેશો સાથે મુકાબલો કરી શકીએ છીએ મુ તોડ રીતે technology એવી રીતે જોવા જઈએ તો ફાયદા પણ ઘણાબધા છે અને એક એવું પણ છે આપડે રોજ બે રોજ માં એટલા ટેવાય ગયા છીએ કે એક ત્રાસ બની ગયો છે કે એના વગર આપડે હાલી શકીએ એમ નહીં હા એજ એજ હું કેવા માગ્યું છું આપડે રોજ બે રોજ જીંદગી માં એનો એક part બની ગયો છે કે એ આપડા શરીર નો ભાગ બની ગયો છે કે એની જરૂર અપડેને જરૂર પડે છે એટલે આપડે એના થી છુટકારો પામવો પણ અગરો છે મારાં મતે જોવા જાવ તો technology ના ફાયદા વધારે છે ગેર ફાયદા ના પ્રમાણે માં પણ તમે મન જણાવો કેઆપડા એના ગેર ફાયદા બીજા કેટલા છે બિજા ક્યાં ક્યાં છે

side effect થઇ જાય આપડે ware example લઇ લોન war થાય તો એના બોમ બનતા હોય છે nuclear છે ઘણા બોમ બનતા હોય છે એ બોમ માં પણ chemical use ઘણા થતું હોય તેમાં technology નો અતિરેક્ત use કરી ને કોઈ ના વિનાશ માટે use કરે તો એ એક મતલબ ખરાબ બાબત કેવાય હા એ વાત પણ છે પણ એમાં એવું છે કે આ બધું વિકસાવું જરૂરી છે કે માની લો કે આપડે એવું બંધ કરી દઈએ એ nuclear એ બધું અને આપડે શાંતિ નો માર્ગ લેવા જઈએ હંમેશા જોકે આપડે ભારતીએ વસુ દેવ કુટુંબ માં ભાવના સાથે શાંતિ નો માર્ગ જ ઈચ્છે છે કે પ્રથમ એની priority ની પ્રથમ એનું એવું જ હોય છે કે શાંતિ બની રે આખા વિશ્વ માં એટલે એનું એનું men જ ઉદેશ હોય છે કે પણ શુ આપડે સામે થી કોઈ કરે એવી રીતે તો આપડે તેનો મુ તોડ જવાબ આપવા માટે nuclear બોમ છે કે હથિયાર છે કે એ બધું રાખવું પણ જરૂરી છે અને આમ પણ technology ના કારણે તમે જોવા જાવ તો બધું સરળ થઇ ગયું છે આજે તમારે કોઈ ખાવા માટે વસ્તુ મગાવી પણ છે